okay madam madam માફ કરજો પણ તમારું account હજી અમારા bank ની અંદર મંથ ની અંદર છે એટલું નથી થયું તમારે home loan અહીંથી મંજૂરી ના થાય હોમ લોન માટે તમારું account એક વરશ બે વરસ થી ઉપર હોવું જોઈએ પણ હું તમને માહિતી આપી દઉં જો આપને અલ્લાઉઅન્સ માટે ઇન્ટરેસ્ટ માટે ઈન્ટરેસ્ટેડ હોય તો બરોબર પેલું તો હું તમને અમારા નોર્મ્સ જણાવી દઉં અમારા રૂલ્સ એ છે કે એક વરશ બે વરસ થી ઉપર હોવું જોઈએ પણ હું તમને માહિતી આપી દઉં જો આપને allownce માટે interest માટે intrsted હોય તો બરોબર પેલું તો હું તમને અમારા norms જણાવી દઉં અમારા rules એ છે કે

તો madam તમારે મકાન ની value ઓછા માં ઓછી એસી થી નેવું લાખ ની હોવી જોઈએ તો તમારે પચાસ લાખ ની લોન થઇ શકે અને અથવા તમારું મકાન જે કિંમત નું છે એ બી તમે જે દસ્તાવેજ માં કરાવેલું હશે બરોબર કેટલામાં કેટલા ના સિતેર ટકા જ અમે તમને loan કરાઈ આપીશું એના સિવાય તમારી loan approval નહિ થઇ શકે madam જો તમારું આની પેલા ક્યાંય account હોય તો તમે એ જગ્યા એ apply કરો જ્યાં તમે વરસ બે વરસ રાખ્યું હોય તો તમને એ મળી શકે અમારે ત્યાં તમને home loan ના મળી શકે પણ જો તમે personal loan લેવા માંગતા હોય કા તો gold loan લેવા માંગતા હોય તો અમે તમને loan કરાવી આપીએ જે તમારા માટે બે available છે personal loan તમારી પાંચ લાખ સુધી ની થાય અને gold loan madam તમારી પાસે જો gold હોય તો એના અમે તમને પંચોતેર ટકા કરાવી આપીએ છીએ

હા ઓકે મેડમ gold loan માં કેવું છે તમારી પાસે જેટલું સોનુ છે બરોબર સોનાની મજૂરી અથવા તો એનો જે ઘાટ છે એનો ઘાટ ના જોતા સોનુ કેટલું છે એના સિતેર ટકા કે પંચોતેર ટકા જેટલી loan કરાવી આપીએ છીએ જેમકે અત્યારે પચાસ હજાર રૂપિયા ભાવ છે તો આપણી પાસે પાંચ તોલા સોનુ છે તો એનું અઢી લાખ રૂપિયા થયો સોનુ કેટલું છે એના સિતેર ટકા કે પંચોતેર ટકા જેટલી loan કરાવી આપીએ છીએ જેમકે અત્યારે પચાસ હજાર રૂપિયા ભાવ છે તો આપણી પાસે પાંચ તોલા સોનુ છે તો એનું અઢી લાખ રૂપિયા થયો આપી શકશુ જેથી સોનુ ને પણ કઈ નઈ થાય અને loan પણ મળી જશે

મારે ટૂંક સમય માં જોઈએ છે, મેડમ એની અંદર તો એવું છે ને એટલા માટે હા પણ મેડમ જો આપને આપને લોન જોતી હોય તો એની અંદર તમારે મેડમ મોર્ગેજ લોન છે તમારી પાસે કોઈ જમીન કે મકાન કે એવું કઈ છે

એ દસ્તાવેજ બેંક માં જમા કરીને તમે એની સાહિત સિતેર ટકા લોન મેળવી શકો છો મોર્ગેજ પર પણ લોન મળી શકે છે

બરોબર એટલે કે તમારે વર્ષે ચૌદ ટકા વ્યાજ ચૂકવવું પડશે અને gold loan માં તમારે અગિયાર ટકા વ્યાજ ચૂકવવું પડશે બરોબર દર વરસ નું તો મેડમ એ રીતે આપ જરા એ રીતે જોઈ લો કે તમારી પાસે સુ દસ્તાવેજ છે કે બધા દસ્તાવેજો અથવા તમારી પાસે gold કે કેટલું છે એ ટોટલ કરીને મારી પાસે ના હોય તો bank એ આવી જાઓ હું તમને રૂબરૂ પણ બધી માહિતી આપી દઉં અને તમારા loan નું જે કઈ કાર્ય છે

હા madam બે loan બે loan તમે કરાવી શકો છો અને એમાં બી જો તમારું મકાન first time તમે લેતા હશો તો તમને સબસિડીપણ મળશે તો તમને એ પણ લાભ મળશે સરકાર નો બરોબર છે અને જો હા madam અમારી bank ની અંદર જે કોઈ સુવિધા નો લાભ મેળવી રહ્યા છો જો એમાં આપને કઈ પણ જાતની ખામી દેખાતી હોય

okay madam, have a nice day નમસ્તે હું મકવાણા મિત્તલ એક વાર કોઈ જીજ્ઞાશુસૂક્ત છોકરી એ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક einstein ને પૂછયું કે વૈજ્ઞાનિકો પ્રાર્થના કરે ખર કરતા હોય તું શા માટે ત્યારે einstein એ તેને કહ્યું વૈજ્ઞાનિક પણ પ્રાર્થના કરે પરંતુ એ ભગવાન ને એટલા માટે પ્રાર્થના નથી કરતો કે તેઓ સર્વ શક્તિમાન છે એટલે સૃષ્ટિ માં જે ઘટનાઓ થવાની છે તેને બદલી નાખે વૈજ્ઞાનિક માટે તો પ્રાર્થના એટલે પોતાની અત્યંત વિનમ્ર ભૂમિકા રદ કરવી પ્રાર્થના દરમિયાન પરમ સતાની કોઈ વિશિષ્ટ સંજ્ઞા નું આકલન થઇ શકે તો આવા નૂતન આવિષ્કાર ની પરોમાં પોતાનો અહમ જાગે નહિ બલ્કે એ પરમ શક્તિ સામે વ્યક્તિ ની શક્તિ સાવ નકર્ણ છે તેનું ભાન ટકી રહે તે માટે ની શક્તિ મેળવવા પ્રાર્થના કરતો હોય છે વૈજ્ઞાનિક માટે પ્રાર્થના એટલે નમ્ર વિનમ્ર ભૂમિકા ને રજૂ કરાવતી જીવન સાધના પ્રાર્થના ના કેન્દ્ર માં કદાપી હું કે મારો સંસાર હોય જ ન શકે આપણા પૃથ્વી પર ના સંસાર ને ભગવાન ના દરબાર માં પહુંચાડી સાંસારિક જીવન ને સુખ વૈભવ થી છલકાવી દેવાની યાચના કરવી અને પ્રાર્થના આ બંને માં જમીન આસમાન નો ફર્ક છે પ્રાર્થના માં આપણા સંસાર ને ભગવાન પાસે પહોંચાડવાનો નથી ખુદ ભગવાન ને આપણા સંસાર માં અવતારવાનું છે કુદરતી સારવાર ના શરીર ને સુખાકારી માટે પંચમહાભૂતો માંથી બનેલા શરીર ની મદદે થાવા વિશ્વ માં વ્યાપેલા મહાભુતો ની ચિકિત્સા ઉપચાર થાય છે એ જ રીતે ભીતર ના આત્મા ને પૂર્ણાકરા પ્રગટે

બાફ અનુભવાય છે પૃથ્વી ના કણે કણ ત્યારે તડલાય છે અને પ્રત્યંક દાહ અનુભવે છે પ્રસાદ નું પહેલું સ્વરૂપ પડે અને માટી સાથે મળે ત્યારે તેમાંથી જે સોડમ છૂટે છે તેને ભગવાન શ્રી કૃષ્ણે ગીતા માં ધરતી ની પૂર્ણ સુંગધ કહી છે ભગવાન નું માં line ક્યાં થી આવી પેલા પ્રચંડ અગ્નિદાન માંથી ગુજરી જાણું ત્યારે પ્રગટી પૃથ્વી ની આ પુર્નસુગંધ પ્રાર્થના એટલે આપણા જીવન માં આવી પુર્નસુગંધ ફેલાવા માં તેનું વાતાવરણ સમજવું પ્રાર્થના એક પ્રક્રિયા છે પ્રાર્થના માં કશું બાળવાનું છે કશુંક ઓગાળવાનું છે દેહ સાથે જોડાયેલા વિકારો ને ચમાવાના છે તન મન બંનેને નીલમની બનાવના છે આકાશ ના ટીપા ને ઝીલી લેવા જે રીતે ધરતી ના કણે કણ તરસે છે તેવી રણ ની કુશાચી સવો ને ઝંખવાનું છે પ્રભુતા ને ઝીલવાની છે ઈશ્વરી તત્વ ને પોતાના માં ધારણ કરવાનું છે અને યોગ્યતા કેળવાની છે અને આ બધા માટે ની સાધના તે છે પ્રાર્થના પ્રાર્થના માં આપણી ઉત્તરોઉત્તર વધુ ને વધુ શાંત થવાનું છે આપણી તમામ આંતર બાહ્ય શારીરિક વ્યાપારલીલા પોતાનું માથું ઊંચકે નહિ

પ્રકૃતિ ની પેલી પાર ની પરમ સતા ને બોલાવાની છે ચિત્ત તરંગલીલા મન ની મરકટ લીલા ને પણ સંકેલવાની છે એકદમ બધું નિશ્ચલ શાંત નીરવ માત્ર સાક્ષીભાવ અને ક્યાંક દૂર દૂર થી આવતી સોડમ નિ જેમ પ્રભુ ના ધામ ની પવનલહેરખી આપણા સુધી પોંહચી જશે આ ક્ષણ નું અવતરણ કરવાનું નિત્ય પ્રયાશ તે છે પ્રાર્થના કવિ શ્રી સુન્દરમ ના શબ્દો માં યાચના કે ઉચ્છવાસે નિઃશ્વાસે મારી એક જ રટના હો તું મુજ માં તુજ ધામ રચી જા એ શુભ ઘટના હો એક વાર પ્રભુના ઘર ની સુંગધ વૈયા હૈયા ને સ્પર્શી જશે પછી એ પણ બે પળ ની અનુભૂતિ બાકી ના ચોવીશ કલાક છવાયેલી રહેશે એ પળ નો સ્પર્શ તેની જાદુઈ છડી ના સ્પર્શ જેવો છે જેને આડે તે બો સોના નું કરી મૂકે એમ આ પળ સમગ્ર જીવન ની પ્રભુમય બનાવી શકશે ધીરે ધીરે પાર્થના નું આ અદભુત કારીગરી આપણા

એટલે જ કુદરતી સારવાર ના પ્રાર્થના એક ઉપચાર રૂપે પ્રયોજાય છે પ્રારંભ માં શરીર શુદ્ધિ નું જેટલું ઘણું રહે પરંતુ ધીરે ધીરે શરીર શુદ્ધિ ની આ પ્રક્રિયા છીક સુધી સુધી પોંહચી પરમસિદ્ધિ ના આંગણે પોહંચાડી દેશે પ્રાર્થના દ્વારા એવું અનોખું આત્મબળ પ્રાપ્ત થશે જેની સમક્ષ જીવન માં તમામ પડકારો પડી જશે એકવાર પરમેશ્વરી સતા પાસે અનુસંધાન કરી લેવાની કળા આવડી જશે પછી પ્રાર્થના ને લંબાઈ પોહલાઈ ના માપદંડો ની જરૂર નહી રહે અરજી કોર માટે પણ પ્રભુ સામે એકાકાર બની પાછા ચાલ્યા આઓ તમે આખેઆખા બદલાયેલા હસો પછી પ્રાર્થના માં શબ્દો ની જરૂર પણ નહિ રહે ક્યારેક કોઈ પરમભક્તના ભજન ની કોઈ કડી ભલે ગાય લઈએ પરંતુ કડીને એ શીરી તમને વળતી ક્ષણે તમારી મૂળગામ પોહંચડી દેશે પ્રાર્થના માં ભજન ગીત

મન ને ભટકતું અટકાવવા કોઈ ખીલી પર લટકાવુ જરૂરી લાગે તો ભલે આ બધા સાધનો નો સહારો લેવાય પરંતુ સાધન એ આખરે સાધન જ છે સાધન સાધ્ય નથી તે વાત ન ભુલાય ઘણી વાર જો મળે છે કે રાતો ની રગાટ ભજન પારાયણ ની કરનારા ભજનિકો ના રાગ દ્વેષ થી તેવા ને એવા અડીખમ જોવા મળે છે

ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ના સાધન બનાવીં દીધા છે પ્રાર્થના માં ભજન ગાન મન બહેલાવા માટે ની રાગ રાગિની નથી ભજન તો એવા શુદ્ધ લોકો ની અનુભવવાળી છે જે આપણા અવજ્ઞાન ના અંધારા ખુલે છે ભજનવાણી તો વાંસ પર ના ગીત સ્તંભ જેવી છે જેના અજવાળે આપડે આપડો માર્ગ કાપી લેવાનો હોય પૃથ્વી પર ના માનવ ની ચોવીશ કે બત્તીશ કરા હશે પરંતુ પ્રભુ ની તો અંનત કળા છે એની એક એક કળા આપણા અસતિત્વ માં સદૈવ ઉતરતી રહે તે માટે ની પ્રતીક્ષા પ્રાર્થના છે એટલે જયારે પ્રાર્થના કરવા બેસીયે ત્યારે છેલી ઘડી સુધી સાંસારિક વાતો કરતા રહીયે તો મનોમન પણ એક એનું ચિંતન કરતા રહીયે તો પ્રાર્થના એ કઈ આવી ચાપ તો નથી કે તમે દબાવો અને બધું પળ ભર માં લોપાય જાય પરમભક્તિ પરમશક્તિ સતા સાથે નો આપનો બધું છે એ પ્રાર્થના છે આભાર સૌભાગ્યસુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂનાં નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા આથી સૌભાગ્યસુંદરી પછી આરામના આઠેક દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમચરિત્ર ની રંભા દૂધવાળી ની ભૂમિકા તૈયાર કરાવતા હતા તેમાં મેં મારો દૃષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો પ્રથમ તો સસરા વિક્રમ સાથે સ્ત્રીચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દૃશ્યોમાં અભિનય કરતો રંભા દૂધવાળી બનીને પોતાના પતિ રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રીઓચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચઢિયાતા ક્રમે ઉપસાવી ભજવતો પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયેલું કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ ચતાવેલી જુદા જુદા નાટક ની નાયિકા લલિતાની ભૂમિકા થયું હતું કે કરો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી-મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો આથી મારા મનમાં લલિતા ની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દડ દડ આંસુ સરવા લાગ્યાં અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતાં કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહિ છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈનાં પરાઓમાં રહેવા જતા આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં ચાર માસ માટે રહેવા ગયા હતા ત્યાં અમે પણ દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે જતા આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાનાં હતાં જે ભવિષ્યમાં એમના સંબંધીનાં

જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. વળી એમની વસ્ત્રપરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતા ના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી બે ત્રણ દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. એક નમતે બપોરે દીવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાંયોની બો બાંધતાં હતાં. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો બહેન પોલકાનું શું કરી રહ્યાં છો તમે પોલકાં ક્યાં સીવડાવો છો મને તેનું ઠેકાણું આપશો પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે

માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું એ જ સંકાચ અને છૂટથી આપેલા જવાબ તે બધું જ હું લલિતા ની ભૂમિકામાં ઉતારવાનો છું. આમ બે ત્રણ દિવસ

પહેલ વહેલું ભજવાયું હતું. પ્રેક્ષકગૃહની આગલી જ હરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા હતા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબહેન એકાએક એમના પતિને કહેવા લાગ્યાં શેઠ આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ. એવું જ હસવું એવું જ બોલવું અને એનાં જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો ભ્રમમાં જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી આ સમય દરમિયાન મારા અભિનયગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું આજે આખી રાતનો ઉજાગરો થયો. મારાથી સહજ બોલાઈ જવાયું, અરે શાથી તેમણે કહ્યું સરસ્વતીચંદ્ર નો ચોથો ભાગ બહાર પડયો છે. વાંચવામાં એટલો રસ પડયો કે આખી રાતનો ઉજાગરો થયો. એટલે મેં કુતૂહલથી પૂછયું. સરસ્વતીચંદ્ર એવું લાંબુ નામ શું છે તે વખતે મારી ઉંમર આશરે બાર વરસની હતી. તેમણે થોડી સમજણ પાડી આ એક નવલકથા છે. લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડયો. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું કે બહુ જ મોડો બહાર પાડયો. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું તેના ચાર ભાગ છે તો તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે તેમણે કહ્યું હા છે. મેં પૂછ્યું હું તે વાંચુ તેમણે કહ્યું વાંચજે આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્કંઠા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં તે નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે ક્રમે તેના ચારે ભાગ સમયે સમયે કરીને સાત વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું.

આલેખાયેલાં પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગેલો. પેલી કુમુદસુંદરી કુસુમ ગુણસુંદરી તેમ જ અલકિશોરી સૌભાગ્યદેવી મેનારાણી ચંદ્રાવલીમૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેનાં અહીં દર્શન થતાં હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરી ની શોધમાં છું તે તો આ નવલના પાને પાન આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોનાં કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતાં જોતાં ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હ્રદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદસુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. થોડાં વર્ષ પછી અમારી મંડળી સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઈને સરસ્વતીચંદ્ર નું નાટ્યરૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતીચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારી મંડળીવાળાઓએ એમને મોકલી જ આપી નહિ. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનરામભાઈએ સરસ્વતીચંદ્રના નાટ્યરૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. આ અંકમાં તેમણે સરસ્વતીચંદ્ર ભાગ ચોથામાં આવતાં ધેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો, એટલું મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહિ એમ લાગવાથી ભજવવાનું રુચ્યું નહિ અને નાટકનું કામ આગળ ચાલ્યું નહિ. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્ર માં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યનાં પુસ્તકો વાંચવામાં

શેકસપિયરની ડેસ્ડીમોના અને માલતીમાધવ ની માલતી નો અભ્યાસ મેં કરી લીધો હતો. આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે છ માસને અંતે જસુંદરી ની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. સમાજની બહેનો સુંદરી નું અનુકરણ કરતી હતી એક વાત તદ્દન સાચી છે પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમને હું પાછું આપતો હતો. લોકો તેને કલાનો જ નમૂનો સમજીને સ્વીકારતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઊઠતું જો જો પેલી સુંદરી જાય અને મારા સામું જોઈને હસતાં અને ઈશારામાં એમ સમજાવતાં કે આ સુંદરી નું જ અનુકરણ થઈ રહ્યું છે ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમ જ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો સ્વામીજી રાજસ્થાન માં હતા ત્યારે એક વૃદ્ધ એમની પાસે નિયમિત આવતો અને આશીર્વાદ અને કૃપા માંગતો એટલે સ્વામીજી એ એને કેટલીક બાબતો શીખવી એ વૃદ્ધ તે કરે નઈ આખરે સ્વામીજી અધીરા થાઈ ગયા એક દિવસ દૂરથી તેને આવતો દેખીને સ્વામીજી ગંભીર મુખમુદ્રા ધારણ કરીને બેઠા પેલા માણસના એક પ્રશ્ન નો ઉત્તર એમને આપ્યો નહિ તેમજ ત્યાં એકત્રિત થયેલા બીજા મિત્રોના નમસ્કાર પણ ઝિલ્યા નહિ એમને સુ થયું એ કોઈ સમજી શક્યું નહિ એમને એમ કે દોઢ કલાક વીત્યો છતાં સ્વામીજી પૂતળાની જેમ બેઠા રહ્યા પેલો વૃદ્ધ ગુસ્સે થયો ગાળો બોલતો ચાલવા લાગ્યો તરતજ સ્વામીજી બાળક ની જેમ ખડખડાટ હસી પડ્યા ત્યાં બેઠેલા પંત એમના એમના જોડાયા એક યુવાને સ્વામીજી ને પૂછ્યું પેલા ડોસા પ્રત્યે તમે આટલા સખત કેમ હતા સ્વામીજી એ પ્રેમ પૂર્વક જવાબ આપ્યો પ્રિય વત્સનો તમારા માટે હું મારા જીવન ની બલિદાન દેવા તૈયાર છું કારણ કે તમે મારી સલાહ માનવ તત્પર છો અને તેમ કરવા શક્તિ પણ તમારા પાસે છે પણ આ વૃદ્ધ માણસે પોતાની નવ દશાંક જિંદગી ઇન્દ્રિઓના સુખ પાછળ દોડવામાં ગાળી છે હે એ આધ્યાત્મિક અને અવસહીક જીવન જીવવા નકામો થાય ગયો છે અને માટે એ કે જરાય પણ માંગતો માગ્યે થી પ્રભુ કૃપા એમને મળશે સત્ય ને પામવા પરિશ્રમ ની આવશ્યકતા છે પરિશ્રમ નહિ કરનાર પર પ્રભુ કેવી રીતે કૃપા કરે તેનામાં પુરુષાર્થ ની ઉણપ છે તે તેનાથી ભરેલો છે અર્જુન કૌરવ ને મારવાની અણી ઉપર હતો એટલે એણે યોગ્ય ધર્મને અનુસરવાનો આદેશ શ્રી કૃષ્ણ એ એને આપ્યો હતો જેથી અનાસક રીતે પોતાનો ધર્મ બજાવીને ચિત્તશુદ્ધ ત્યાગ કર્મ અને આત્મ સમર્પણ માં સાત્વિક ગુણો તે પ્રાપ્ત કરી શકે બળવાન બનો પુરુષાર્થ ધારણ કરો પુરુષાર્થ વાળા અને હોય તો દુષ્ટ માણસ માટે મને માન છે કેમકે એનું બળ એની દુષ્ટતાને ત્યાગ કરાવે અને એ કદાચ ત્યાગ માટે વધારે નું ત્યાગ કરે અને અંતે તે સત્ય ને ભળી વળે રાજસ્થાન નો એક વતન છે પારિવારિક સ્વામીજી આબુ ના પહાડ પર એક મુસલમાન વકીલ ને ત્યાં રહેતા હતા

સ્વામીજી માટે નેટ જાત ધર્મ વગેરે ભેદભાવ નો અણસારો પણ અસહ્ય હતો તેઓ દાજી ઉઠ્યા તમે આ સુ કહ્યું હું તો સન્યાસી છું હું તમારા બધા વિધિ વિષે પાર છું હૂતો હરિજન સાથે પણ જમી શકું ભગવાન મને તેનો ભય મને નથી કારણકે ઈશ્વર નું મને સમર્થન છે હોય ને મને તેમને સંગ ભય નથી મને તો ફક્ત તમારો અને સમાજ નો ભય છે કારણ કે કામે લોકો ઈશ્વરને કે શાસ્ત્ર નો સ્વીકાર કરતાજ નથી ઈશ્વર ના માનવીય સર્જન માં હું બધું બ્રમ્હ નું જ નિહાળું છું મારી દ્રષ્ટિ નો કોઈ

બે અઠવાડિયા માટે સ્વામીજી જયપુર ગયા ત્યારે તેમની સંસ્કૃત વ્યાકરણ માં એક વિદ્વાન વિખ્યાત વિદ્વાન મળ્યા તેમની પાસેથી સ્વામીજી એ

વિફળ રહ્યું ચોથે દિવસે પંડિતે કહ્યું મને ડર છે કે મારી પાસે અભયાસ કરવાથી તમને કય પ્રાપ્ત થયું નથી કારણ કે ત્રણ દિવસ ની પછી હું તમને એક સૂત્રનો અર્થ સમજાવી શક્યોં નથી એક એકા ને જાતે ગળે ઉતારવાનું સ્વામીજીએ નક્કી કર્યું પંડિત જીએ ત્રણ દાડા ના કરી શક્ય તે તેમને ત્રણ કલાક માં કહ્યું તરતજ તેઓ પાસે ગયા સહજ રીતે ટીકા અને તેનો અર્થ સમજાવ્યા પંડિત આભા બની ગયા તે પછી થી સૂત્ર અને અધ્યન મળ્યા પાછળ સ્વામીજી પડ્યા

પંડિત સભાનું આયોજન કર્યું અને ગાનારી બાયજીને બો લાવી હતી આ મિટિંગ માં આવવા માટે એક વ્યક્તિને સ્વામીજી પાસે મોકલી સ્વામીજીને આવ્યા અને જવાબ એવો મોકલ્યોકે એક સન્યાસી માટે આવા ઉચ્ચ માં જોડાવું યોગ્ય નથી ને આ સાંભળીને આઘાત લાગ્યો તેને દુઃખી થાયને દ્વિતીય રજુવાત કરી કે હું મારે ગુણ ચિત ના ધરો નામ તિહારો અબ મોહી કર્તાર કરો હે પ્રભુ મારા દોષ તરફ ધ્યાન ના આપજો તમારું નામ તો સમદર્શી છે માટે ઉધ્ધાર કરજો સ્વામીજી ને ગીત સાંભળ્યું ગીત નો દરેક શબ્દ એમ હતો કે ઈશ્વર સર્વત્ર છે બધી વસ્તુમાં છે ગીત સાંભળીને સ્વામીજી મનોમન પોતાનો ધિકાર કરવા લાગ્યા છે શું હું એવો સન્યાસી છું સન્યાસી હોવા છતાં મેં મારી અને આ સ્ત્રી વચ્ચે ભેદ જોયો તેમની આખો ઉઘાડી ગય તેણે જોયુ કે બધા માટે એ એકજ સાત બિરાજમાન છે તેઓ કોઈનીધુણા કરીશકે નહિ કે તેજ ક્ષણે સ્વામીજી સંગીત ની મહેફિલ માં હાજર થાય ગયા એમ કેવાય છે કે ગીત પૂરું થયા પછી ગાનારી બાયજીને માતાનું સંબોધન કરીને સ્વામીએ તેની ક્ષમા માંગી હતી રાજસ્થાન ના એક રેલવે સ્ટેશન પર સાનિધ્ય હતા સતત લોકો તેમની પાસે આવવા અને અને અનેક પ્રશ્ન પૂછતાં બધા પ્રશ્નોના ઉત્તર સ્વામીજી આપતા આ આવાં જવાન ની વ્યથા ચાલુ રેય છે તેમાંથી કોઈ વ્યક્તિએ સ્વામીજીએ કે ખાધું પીધું છે કે નાય તેની પણ ચિંતા કરી નહિ અને સતત ત્રણ દિવસ ભોજન લીધા વિના ધર્મ લાપ સ્વામીજી કરતા રહ્યા પાણી પણ ના મેળવી શક્યા ત્રીજે દિવસે રાત્રે બધા ગયા પછી એક ગરીબ માણસે આવીને પૂછ્યું મહારાજ આપે ત્રણ દિવસથી સતત લોકો સાથે વાતચીત કરી છે હેતે પાણી પણ પીધું નથી એટલે મને ખુબ દુઃખ થયું છે સ્વામીજીને એવો આભાસ થયો કે ભગવાન પોતેજ આ ગરીબ ના વેસે આવ્યા છે તેણે પૂછ્યું ભાઈ તું મને કઈ ખાવાનું આપીશકે એ ગરીબ ના નાતે

તે વ્યક્તિ આ સાંભળી ગભરાઈ ગયો તેને લાગ્યું કે જો રાજા ને ખબર પડશે કે તેના સન્યાસીને મારુ બનાવેલું ભોજન છે તો તે મને શિક્ષા કરશે છતાં સાધુ કેવાના લગભગ આંતરિક આગ્રવિપત ને હ ને થાય ને પોતાની માથે આવી પાડનાર વિપત ને ભૂલીજઈ ને સ્વામીજી માટે ભોજન બનાવી લાવ્યો તેની દયા જોઈને સ્વામીજી ની આખોમાં પાણી આવીગયા તેઓ વિચારવા લાગ્યા કે આપણા દેશમાં ગરીબ કેટલાય એવા લોકો વસેછે જેઓ બહારથી દિન ભિન્ન અને અતૃતીય છે પરંતુ અંદરથી મહાન છે આબાજુ સ્ટેશન માં કેરટલાંય ભદ્ર લોકોની નજર પડી કે સ્વામીજી ના હાથ નું ભોજન લાઈરહ્યા છે તેઓએ સ્વામીજીને કહ્યું તમે નીચ વ્યક્તિના હાથનું

જ્યારે આ વ્ય્કતિએ મારી દેખભાળ લીધી છે એતો નીચ બનીગય છે અને તમે પોતાની જાતને જબરા કહીને ખોટો આદનય કરો છો જેને જે માનવતા બતાવીછે તેથી તો તે મહાન વ્યક્તિ બનીજાય છે મહાન વ્યક્તિના મનમાં પણ ક્યારેક અસંતોષ જાગી ઉઠે છે સ્વામીજીને પણ એ એક વખત એમજ થયું તેમને લાગ્યું કે જેમહાન ઉપદેશ માટે તેણે સંસાર ત્તયાગ કર્યો છે તે ઉપદેશ કોય દિવસ પરિપૂર્ણ નહિ થાય તો પછી આ જીવન જીવીને સુ ફાયદૉ છે ભૂખ અને તપસ્યા દ્વારા દેહ ત્યાગ કરીદવ એમ વિચારતા વિચારતા ચાલતા હતા ગાઢ જંગલમાં પસાર થતો આખો દિવસ ચાલ્યો છતાં પણ એક મુઠી ભિક્ષા મળી નોતી સાંજ પડી થાકીને તે એક જાડ નીચે તે વન માં સુઈ ગયા થોડી વાર પછી જોયું તો એક વાઘ તેમના તરફ આવતો હતો સ્વામીજી જરાય અસ્ત વ્યસ્ત ન થયા ઉલ્ટાના પ્રભુના માં સમર્પિત

મારે પરંતુ વાઘે જોયું ન જોયું કરીને મોઢું ફેરવીને જંગલ માં અદ્રશ્ય થઇ ગયો તે કદાચ પાછો આવે તેમ વીચારીને સ્વામીજી આખી રાત

આગળ ચાલી શક્યા નહિ સૂર્ય નો તાપ અસહ્ય હતો એક જળ નજીઓક બેસી તેઓ તેની નચે બેઠા સહયોમ ના જાય તેવો થાક તેમને આવો પણ સવાર થાય ગયો પછી અંધારામાં પ્રકાશ ઝળકે તેમ તેઓ વીંચારવા લાગ્યા બધી શક્તિ આત્મા માં સ્થિર છે એ સુ સાચું નથી ઈન્દ્રીઓ અને શરીર એની ઉપર આ કેમ ભોગવી શકે મારા માં અશક્તિ કેમ આવીશકે તેમ સાચું તેમના આખા શરીરના નમસ્કાર જિગમ વ્યાસ હવે આજે આપણે નવું શીખવા જઇ રહ્યા છીએ જે અત્યારે download થઈ રહ્યું છે હા પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ નો પ્રયોગ instant ખરા અર્થમાં પ્રાણી કે માનવી તેની સમક્ષ આવી પડેલી સમસ્યાઓમાંથી બહાર નિકળવાનો માર્ગ તરતજ શોધી સકાતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયાસો વધારે તેમ તેમ શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે તેને શિક્ષણ મળ્યા નું અનુમાન પ્રત્યે એક પ્રયત્ન થયેલ સમય અને ભૂલો ના ઘટાડા દ્વારા આવી શકે છે આ અંગેના વિસ્તૃત સમજ મેળવા માટે આપણે બિલાડી ઉપર કરેલો જ્યારે હું આજે બોલી રહ્યો છું ત્યારે આજુ બાજુ વાળા તમામ થઈ રહ્યું છે તો મિત્રો પ્રયોગ શુ કહે છે અમેરિકન મનોવેજ્ઞાનિક પણ આ સ્મધ્યપેઢીમા રચના એવી કરવામા આવી આપેલી એક કળ દબાવતા પેઢી નો દરવાજો ખુલી જતો હોય છે આ સ્મધ્ય પેઢીમા બિલાડીને બહાર બિલાડી ભૂખી દેખાય છે અંદર બિલાડીને જમવાનું પણ આપવામાં આવવાની વ્યવસ્થા કરવા આવવાની કરવામા આવવાની ઈચ્છા હતી મૂકવામા હતો સ્વભાવિક રીતે જે બિલાડી ખોરાક મેળવવા માટે તડપતી ત્યાં પેઢીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી શરૂઆત સ્મધ્યા પેઢીના ટૂંકમા કોઈપણ જગ્યાએથી બહાર નિકળીશકાય એવું નહોતું એમ એણે ચકાસ્યું સ્મધ્યા પેઢી બહાર નીકળવામા સફળતા મળે એની આથી ફરી એણે એ પ્રયાસે ચાલવા લાગી તેમા અચાનક જ તેનો પંજો

દબાવે નહોતી એટલુ જ નહીં આ કળ દબાવાથી દરવાજો ખૂલ્યો એવો તેને ખ્યાલ આયો ચોવીશ દિવસ સુધી બિલાડી પાંજરામાં મુક્તાની સાથે કળ દબાવીને બહાર નિક્ળ્વાનું બિલાડી સાથે ચોવીશ દિવસમાં બિલાડીઓપણ શીખી જાય છે હારામી છે વાત ગુરૂદ્વારા મેળવાતા શિક્ષણમા જેમતેમ તેમ પ્ર્યત્નમા તો એમાં નોધપાત્ર રીતે અતિશય ઘટાડો થતો જાય છે પણ બિલાડી પૂરતા પ્ર્યોગાત્મક પ્ર્યત્નો વધતાં જતાં સ્મધ્યા પેઢીમા ચૌદ સેકંડમા પંદર સેકંડ મા ખૂલી પછી દસ સેકંડ મા બાર સેકંડ મા ખૂલીપછી એક અવિસદન દ્વારા ક્ષણ જોડાણ હવે શિક્ષણની જે છે આગળ જે મૂળ તત્યો છેતો એના પ્રત્યે સમાન રૂપે ક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે આ પ્રકારના શિક્ષણના વ્યક્તિને થતાં અનુભવોની શકય હોવાનું મગજમા જોડાણ થાય છે થાય છે મગજમાઅને